આ ચિત્રમાં કચરાપેટી મૂકવામાં આવે છે ગણપતિ બાપા ની મૂર્તિ મૂકવામાં આવે છે.

એની નીચેનો બોક્સમાં એક પાણીનો કુલર દેખાય છે જેની ઉપર પીવા માટે સ્ટીલ નો ગ્લાસ મૂકવામાં આવ્યો છે.

ત્યાં બેસવા માટે સોફો મૂકવામાં આવ્યો છે ટેબલ ની ઉપર એક બોર્ડ લગાવામાં આવ્યું છે.

જેમાં દરવાજો કાચનો લગાવવામાં આવ્યો છે અને અંદરથી સાઇડે ફુગ્ગા દેખાઈ રહ્યા છે.

બાજુની સાઇડ પર મોટી મોટી બિલ્ડિંગ એપાર્ટમેન્ટ દેખાય રહ્યા છે.

આ ચિત્રમાં મોટા મોટા લીલા રંગના વૃક્ષો દેખાઈ રહ્યા છે.

ને એની ફરતે મોટા મોટા વૃક્ષો ડેખાઈ રહ્યા છે અને પાછળ કંઈક મોટી કોઈ કંપની હોય એવુ ડેખાય છે.

એક ઘર જેવું દેખાઈ રહ્યુ છે ઘરની બહાર એક સુંદર મજાનો ગાર્ડન જેવો દેખાય છે.

આ એક ઘર છે આજુબાજુ મોટા વૃક્ષો ડેખાય છે બાજુની સાઈટ પર પાણીની ટાંકી કાળા રંગની ડેખાય છે.

રેસ્ટોરન્ટ માં ખુરશી ટેબલ ટીસ્યુ પેપર અને કાચની ગ્લાસ દેખાઈ રહી છે લાઈટ દેખાઈ રહી છે.

આજુબાજુ ટાઈલ્સ લગાવવામાં આવી છે ઉપર લાઈટ દેખાઈ રહી છે.

ચિત્રમાં ઉપરનાના ભાગે પંચરલ બુદ્ધવિહાર એવું લખવામાં આવ્યું છે.